અત્યારે corona નથી પણ અત્યારે આયો છે હો corona હા, પણ અત્યારે corona થોડોક આયો છે એટલે હવે થોડુંક mask ને એ બધું social distance ને એ બધું ચાલુ થશે, મેં બી પેલ્લા ની જેમ lock down ના આવે તો સારું છે. તો બધાન બધાં ધંધા ને business બધો હઃ અને એ બી વિચાર local જે કરતા હોય ને એક રોજના રોજના ખાવાના, એ બધા ને problem થાય છ હા એ બધું એય બરાબર છે પંખ પણ આપણા માં કેવું હમ હમ બરાબર છે, પણ અત્યારે તો આમેય બધાએ booster dose લઇ લીધા છે એટલે વાંધો નઈ આવે આપણન તો

તો અત્યારે તો free માં આપે છે પણ

પણ અત્યારે તો free માં આપે છે ને અત્યારે તો લઇ લે એમ કહું છું હા એજ તો કહું છુ અત્યારે તો એતો free માં આપે છે હમ જાય એટલે પાક્કું તું પહેલાં call કરજે અને મળજે મને બરાબર? હા, અને સાંજે બધા ને લે conference માં આપણે વાત કરીએ

એક દમ મજામાં જકાસ હા જોઈ actually હમણાં film કરતા હું TV વધારે જોઉં છુ ઓલું OTT OTT માં web series તે કઈ web series જોઈ એનું નામ કહે Names of the web series જે તે જોઈ છે okay

પંચાયત કેમાં છે પંચાયત કયા OTT માં છ which OTT આહ પંચાયત is on which OTT

ના ના netflix માં છે હું confused થઇ ગયો આટલા બધાં OTT માં આટલા બધાં જોયા ને હમ મને યાદ જ નહતું કે કયુ કેમાં હતું પંચાયત amazon માં જ છે જ્યાં સુધી મને ખબર છે યાદ આવે છે. Netflix માં તો ઓલું હતું હમણાં ખાખી ના ના અમિત લોઢાવાળી જે story છે બિહારમાં જે police inspector police inspector નહિ IPS something that officer yes yes yes મસ્ત છે action and all that And how he catches the criminal એને લઈને પકડવાની વાતો કરે છે ઓલું ચંદન માં હતો એક નાનકડો મજદૂર માંથી truck driver માંથી માલ ઇધર ઉધર કરતા કરતા જેનો truck હોય છે એને જ પછી ગોલી મારી દે છે એના થી પછી ઓલા ની પાસે જાય છે હમ ઓલો રવિ કિસન ઈ ત્યાનો don હોય છે. ઓળખે છે ને recognize રવિ કિસન? રવિ કિસન નું કોઈ ગાયન કેતો song of રવિ કિસન ઓલ દેવ ભોજપૂરી ના જે છે બે ત્રણ song બતાવ બે ત્રણ film ના નામ બતાવ મને તો ખબર પડે શું નથી કઈ ખબર નથી તને? seriously અરે ઓલું લગાવેલું જબ lipstick ઓય હોય હોય હોય કેમ કઈ ખબર નથી જરાક તો general knowledge રાખવી જોઈએ ને જરાક તો general knowledge રાખવી જોઈએ ગધેડા વેડા કરે છે સાવ હું નથી તું જ છો ગધેડી એકદમ અક્કલ વગર ની ડોબી હાં અચ્છા ઓલું બીજું કયું જોયું કઈ કહે કઈ સારું suggest કર tell me the name of ઓલું any series કોઈ movie નું નામ કહે જે જોઉં. કાલે મારી પાસે આખો દિવસ ટાઇમ છે. હું plan કરી રહ્યો હતો કે કાલે જોઈ નાખું કાઈક watch કરી નાખું something suggest કાઈક suggest કર મને અરે કાઈક તો હશે કોઈક તો serial કે ઓલું series નું નામ કહે મને tell me which આહ જે અમારે જોવું જોઈએ Something exciting Big boss નહિ કેતી obviously big boss is pathetic એમાં કઈ મજા નથી આવતી લોકો ખાલી એક બીજા ઉપર કુતરા ની જેમ ભોક્તા હોય છે. જેમ મને તારા પર ભોકવું પડે છે તને તો કાઈ બુદ્ધિ છે નહિ કાઈ સમજ માં આવતું નથી એકવારમાં દસવાર સુધી જ્યાં સુધી નો ચિલાઓ ત્યાં સુધી કઈ તારા ખોપડી માં ભેજા માં જરા તો તારા mind ને ખોલ ભાઈ આહ ઉહ અરે કીધું ને કોઈ film નથી જોઇ મારે એટલે તો તારું suggestion માંગતો તો film છોડી ને કોઈ OTT, OTT નું ઓલું series કે ને web series

કેમ નથી તારે OTT નો કયો છે main star જે you like તને જે ગમે છે which actor ઔર કયા actors ગમે છે તારા choice ના કોણ છે actor ઓલા criminal justice નો કોણ છે actor? પંકજ ત્રિપાઠી okay બીજું બરોબર

ઓલો જે છોકરો છે જે આહ મેં ઓલો goverment officer બનીને આયવો છે એનું શુ નામ છે? જીતેદ્ર કુમાર અરે હા એની આખો બહુ સુંદર છે big big eyes મોટી મોટી આંખો પછી ઓલું રઘુવીર યાદવ આ ઓલી actress નું શું નામ છે જે ના સાથે નીમા ગુપ્તા નો જગાડો થાય છે ચપ્પલ ફેકી ને મારે છે એને કે છે ચપ્પલ ચોરી કરકે લે ગયી અય હય ભૂલી ગઈ તારા memory ઓલું તને alzheimer થઇ ગયું લાગે છે ઉહ alzheimer તું ડોસી થઇ ગયી છો ડોસી તારી memory ગઈ સાંભળવાનું ગયું કઈ યાદ નથી રહેતું એકદમ નેવું વર્ષ ની ડોસી થઇ ગઈ તારો હવે સમય આવી ગયો છે તારો સમય આવી ગયો છે અરે પણ તને ઉપર ભી નઈ બોલાવે ઉપર બોલાવશે તો ત્યાં બધાને confusion થશે આ કોણ જીવ આવી ગયું કેવું જીવ આવી ગયું જીવડું છે સાવ બધે ત્યાં તું વહી જઈશ તો ત્યાં corona થઇ જશે સ્વર્ગ માં બધા ને અરે અરે સોરી તુ તો સ્વર્ગ માં જવાની નથી નરક માં બધાને કોરોના થઇ જાશે તારા જેવું virus ત્યાં પહોચી ગયું તો ઓય હોય

બીજું બતાઓ ઓલું ઓલા માં કોણ છે? પંચાયત series તો મને બહુ ગમી તી એકદમ down to earth હા મસ્ત અને હવે તો season three પણ આવશે ને તો એની રાહ જોઉં છુ પંચાયત season three હમ તો એની જ બસ રાહ છે કે આવે એટલે એકદમ કોઈ ની પાસે થી ઓલું ID અને password જોઇશે મને ત ત ઓલું સુ કેહવાય amazon નું તારું હશે ને તો એમાંથી હું વાપરી લઈશ પછી ત્યારે ના ની પાડતી હમણાં તો હા હા હા કરે છે પછી ના ના ના તારા ભેજા નું કાઈ ઠેકાનું નથી શું બોલે છે શું નહિ એકદમ દારૂડિયા લોકો હોય ને જેને કઈ ભાન જ ના હોય શું બોલ્યા શું નહિ સવારે ઉઠીને જયારે હોશ આવે ને ઓહ હો મેં આમ કીધું તું મેં આમ કહ્યું તું એકદમ એવી બેવડી જેવી થઇ ગયી છે તું દારૂડિયા દારૂડિયા લોકો ને ભી થોડી ભાન હોય તને તો ઈ એ નતું પછી તારી સાસુ કેમ છે ઈ કયા serial જોવે છે? તારી સાસુ સારું છે એ તે સારી જ છે હ તો તેમના બંને ના સબંધ સારા જ છે ને સારું છે ને બધું હા ને

ઘર ની વાતો બધાય એમ કરાય કોઈ દિવસ ખરાબ લાગે ને TV serial માં બધું દેખાડે તારે એવી vamp જેવી વઉં શું કામ બનવું છે? પછી તારી પાછળ પાછળ તું જ્યાં પણ જાય તો એક વાગશે નિકા નિકા કે પછી તારે કોકિલા બેન ની જેમ ગોપી વઉં ગોપી વઉં એવી તો સાસુડી નથી ને તારી નીકા પછી તું તારા વાળ ને આમ આંગળી માં હલાવીશ એને ગોળ ગોળ ફેરવીશ મો લાંબા લાંબા ચાંદલા મોટી મોટી આંખો ગોળ ગોળ કરીશ એકદમ ઓલી વેમ્પ ની જેમ પણ તોય તું ચુડેલ જ લાગીશ વેમ્પ લાગીશ જ નહિ ડાયન એકદમ અનુપમાં serial જોઇને કઈક તો સીખ કેવી રીતે behave કરાય કેવી રીતે એક આદર્શ ગૃહિણી બનાય કેવી રીતે એક આદર્શ સ્ત્રી બનાય હમ આમે તારી પાસે આદર્શો છે જ ક્યાં આદર્શ શું હોય તને ખબર છે તારી dictionary માં તો એનો શબ્દ જ નથી જો હા પાડી agree કર્યું તે ચલો કોક વાત માં તો સહમતી થઇ બંને ની કાઈ અક્કલ નથી તું જોતો નથી કેમ નથી જોઈતી કાઈ

કોઈ દિવસ ભણાવાય બચ્ચા લોકો ને? હું તો ગધેડો છુ તો શું થયું at list smart ગધેડો તો છું બુદ્ધી તો છે તારી જેમ આહ તો છું છું. હમ એકદમ બરોબર જો એકદમ તારા જેમ નહિ અક્કલ વગર નો ગેલ સફો

ઢેઢ ગરોળી ગમે ને you like ને આહ જો મને ખબર હતી તને કયું જીવ ગમે અને ઓલો વાંદો જે ઢેઢ ગરોળી ખાય ઈ ગમે?

ડર નથ લાગતો વાવ નથી લાગતો very good તું તો બઉં જ બહાદુર છે હા ચલ મારે હવે દવા પીવાનો time થઇ ગયો છે હ પછી આપડે આરામ થી વાત કરીશું ચલ મને કેજે કે આ serial શુ જોવું છે wait કરીશ આવજે

ધમકી આપી મહિલા પર દુષ્કર્મ. રાજકોટ શુક્રવાર ગોંડલ રોડ નજીકના વિસ્તારમાં પૂત્ર સાથે રેહતી ત્રીશ વરસની મહિલા સાથે વનરાજ રામકૂ ભગીરા તે એ પ્રથમ પ્રથમ મિત્રતા કેળવી તેના ઘરમા જઇ તેના પુત્ર અને તેના ભાઈઓને મારી નાખવાની ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચર્યા ની માલીવા માલ્યા માલવ્યનગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઇ છે પંકજમાં ભોગ બનનાર મહિલાને મહિલાને પોલીસને જણાવ્યું કે તે મૂલ જસદણ પંથક ની છે. અગાઉ અગીયાર વરસ પહેલાં તેને તેનાં પંથકમાં એક શખ્સ સાથે મૈત્રીકરાર કર્યા બાદ બંને પતિ પત્ની જેમ સાથે રહેતા હતા જેના થકી તેને સંતાનમાં એક પુત્ર ની પ્રાપ્તિ થઈ હતી પરંતુ પાંચેક માસ પહેલા તેને તેનાં સાથે બોલાચાલી થતાં પોલીસ મથકમાં અરજી આપી હતી તેને એ શખ્સ સાથે રહેવું જ ન હ હોય માટે ભાઈ સાથે જવાનું નક્કી કરી રાજકોટ માં રહેવા આવી ગઈ હતી તેને અગાઉ જ શખ્સ સાથે મૈત્રી કરાર કર્યા હતાં કર્યા હતા તેને મિત્ર આરોપી વનરાજગીરા અવારનવાર તેના ઘરે આવતો હોય અને તેના પુત્ર માટે નાસ્તો પણ લાવતા લાવતો હોવાથી બંને વચ્ચે મિત્રતા થઈ હતી. બાદમાં બંને ફોન પણ વાતચીત કરતા. અગાઉ તેજ શખ્સ સાથે રહતી હતી અને તેની સાથે ઝગડો થતાં હતા ત્યારે આરોપી તેનું તું તારી કે તારા દીકરાની ચિંતા ના કરતી હું હું છું અને કહી બંને વચ્ચે સમાધાન પણ કરાવતો હતો. પાંચેક મહિનાની પહેલા ઝગડો થયા બાદ રાજકોટ આવી ગયા બાદ આરોપી તેને ફોન આપ્યો હતો. આ સમયે તેને પોતાનું સરનામું આપતા આરોપી તેના ઘર પોહચી ગયો હતો તે દરમ્યાન તેનો પુત્ર ધર ની બહાર અને અન્ય બાળકો સાથે રમતો હોય. ઘરમાં એકલી ત્યારે તેને ફોન આપ્યો હતો. તે પછી તેને એકલાકમાં લાભ થાય આરોપી તેની સાથે છેડછાડ કરવા લાગ્યો. તેને

થોડા દિવસ પછી તે ઘરે કામ કરતી હતી, ત્યારે ફરીથી આરોપી ત્યાં આવ્યો હતો. અને તેની સાથે શરીર સંબંધ રાખવાનું કહેતા ના પડતાં તેની પાસે રહેલ છરી અને બંદુક જેવુ હથિયાર બતાવી આ તારી સગું નહિ થાય. તો જો મારી સાથે સંબંધ રાખવાની ના પાડીશ તો તને અને તારા દીકરાને મારીજ નાખિસ પણ તારા બંને ભાઈઓને પણ તેના ગામમાં માં રહેવા નહિ દવ. કહી ધમકી આપતા તે ડરી જતાં આરોપી ઉપર

વાહપુર વ જેની નિતનવી અટકળો પ્રભાવતી આવે છે, તે હીરાસર airport ના લોકપર્ણ સમય હવે લગભગ નક્કી કર થઈ ગયો છે. દિલ્હી થી સબે અ સિવિલ એબિલેશ એબિલેશ department ના સૂચના જારી કરે છે. જુલાઈ બે હજાર ત્રેવીસમાં લોકપર્ણ ગોઠવાય એવી તૈયારી રાખે છે. અલબત airport ઓગસ્ટમાં એટલે કે પૂર્ણ પૂર્વધારણા કરે એક

અગાઉ જ માનાતું હતું કે આઝાદી ના seventy five માં વર્ષને અનુલક્ષીય પંદર ઓગસ્ટ બે હજાર બાવીસ આસપાસ જ લોકપર્ણ કરી છે. દેવામાં આવશે. જમીન સંપાદન અને અન્ય કેટલાક કામો બાકી હોવાથી તે શક્ય ન બન્યું. એ પછી એવી ચર્ચા વાપી હતી કે ગુજરાત વિધાનસભા ચુંટણીમાં ફાયદો મળે એ રીતે ડીસેમ્બર બે હજાર બાવીસ પૂર્વે તો ઉદઘાટન કરીજ દેવાશે જોકે જૂન હીરાસર સ્થાનના હિલ ને લીધે એ મુદત પણ વીતી ગઈ છે. છેલ્લે એપ્રિલ બે હજાર ત્રેવીસની વાત આવી હતી. એવામાં આજે airport એ authority of india ના સ્થાનિક સંસ્થા સન સાવ દિલ્હી થી ministry of civil aviation તરફ થી લેખિત જાણ કરાવવામાં આવી છે કે ઉદઘાટન જુલાઈમાં કરવાનું નક્કી થયું છે. વિશ્વ સત્ર સૂત્રોને કહ્યું છે કે technique procedure બાકી છે તે જોતાં જુલાઈ માં માસ નક્કી કરાયો છે. મોટા ભાગે દસ જુલાઈ આસપાસની તારીખ final થશે. દરમ્યાન હીરાસરના બોક્સ કલવર્ટ વેઅર્પર ટચૂકડા air flight ની ઉડાન થી celebration પ્રક્રિયા ગત શનિવારે જ પૂરી થઈ ગઈ હતી. પણ director general of civil avation પાસેથ license માંગતી application હજુ હવે થનારી છે. આગામી બે જૂનમાં આ આસપાસ license મળવા પર હશે તે વખતે નાના air fight ઉપરાંત મોટા વિમાનનું trial landing પણ કરાશે. જુલાઈમાં લોકપર્ણ થઈ જાય તો પંદર ઓગસ્ટ આસપાસ નવું ટર્મિનલ તૈયાર થઈ જાય ગયા બાદ જ હીરાસર એરપોર્ટ કાર્ય થઈ કરી શકશે એવો અંદાજ વ્યક્ત કરતાં સૂત્રોને ઉમેર્યું કે રાજકોટનો હાલ હવાઈ અડ્ડો સંકેલી લઈ સ્ટાફ હીરાસર શિફ્ટ કરીને પ્રારંભ માત્ર domestic flights જ operate કરાશે. કરી શકાશે custom immigration માટે અટપટી વ્યવસ્થા પાર પડે તે પછી જ રાજકોટથી international filght ઉપલબ્ધ બનશે air traffic controlling માટે હાલ તો નાનો કામચલાઉ ટાવર જ છે, જ્યારે મોટો ટાવર બનતા હજુ ચાર પાંચ મહિના લાગશે. ધોળે દિવસે વૃદ્ધનો ચેન જુટવી સ્કૂટરમાં ચાલકપરા રાજકોટ શુક્રવાર કુંવળવા રોડ પરની આર કે રેસીડેન્સીમાં રહેતા ગીતાબા ન ગીતાબેન કિરતીભાઈ લાઠીગરના ના રુપીયા એસીહજારની કિમતનો સોનાનો ચેન જૂઠવી સ્કૂટરસવાર ફરાર જતા પી division પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે

મુજબ સોસાયટી નજીક આવેલા શંકરભગવાનના મંદિરે દર્શન કરવા ગયા હતા ત્યાંથી લારીવાળા પાસે fruit લઈ ઘર તરફ જતાં હતા ત્યારે નંબર પ્લેટ વગરના એકસેસ ઉપર આવેલા શખ્સે સરનામું પૂછયું હતું. ત્યારબાદ ત્યાંથી જતો રહ્યો હતો. થોડીવારમાં પરત આવી ફરીથી મયૂરભાઈ નું મકાન કયાં છે? તેવું પૂછ્યું આ બાબતને હજુ વિચારે તેજ પહેલા ગળા માં જોટ મારી ત્રણ તોલાની સોનાનું ચેન જુટવી એકસેસ ઉપર પાંચેક ફૂટ રોડથી પરથી થઈ ભાગી ગયો હતો. તેણે લીલા કરનું ટીશર્ટ કલરનું ટીશર્ટ પહેર્યું હતું. મોઢા ઉપર માસ્ક બાંધ્યું હતું. શરીરે મધ્યમ બાંધ ન હતા બે division પોલીસ CCTV ફૂટેજમાં આધારિત તપાસ આગળ વધ ધપાવી છે. બીજા વબનાવમાં બાબરિયા કોલોની શેરી નંબર ચારના રહેતા ખેરુબેન અન અનરવખાન પઠાણ ઉંમર વર્ષ પંચાવન ગઈ તારીખ બે ના પતિ સાથે સ્કૂટર પર જઈ રહ્યા હતા. ત્યારે નંદાહોલ નજીક અર્જુનપાર્ક પાસે અન્ય સ્કૂટર પર ધસી આવેલા શખ્સે તેના ગળામાં જોટ મારી રુપીયા બાસઠ હજારની સોનાની ચેનની ચીલ જપટ કરી ભાગી ગયાની ભક્તિનાગર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે. ત્રીજા બનાવમાં મઈકા મેઇન રોડ પર ગોકુલપાર્કમાં રહેતા અને સૌરાષ્ટ્ર University અભ્યાસ કરતો ખેરીશ સુરેશભાઇ સોલંકી ઉમર વર્ષ અઢાર અભ્યાસ બાદ એક પાનની દુકાને નોકરી કરે છે. ગઈ તારીખે સા તના રોજ સાંજે તે ઘર તરફ જતો હતો ત્યારે અમૂલ circle પાસે બાઇક ઉપર પાછળથી ધસી આવેલા બે શખ્સોએ તેના હાથ માંથી રૂપિયા તેર હજારની કિમતનો મોબાઈલ જુટવી ભાગી જતાં ઘોરડા પોલીસમાં ફરિયાદ નોંધાઈ છે. રાજકોટમાં ઢોરને ત્રાસ ધૂર દૂર કરવા દસ સ્થળે મના મનપા દ્વારા અરજી માંગી છે રાજકોટ શુક્રવાર રાજકોટમાં રસ્તે રજવાડતા ઢોરની સાથે આ ઢોર બાંધવા માટે મનપાની જગ્યા દબાણો થતાં હોવાની ફરિયાદોને પગલે આજે મહાપાલિકા ટીપી શાખા અને ઢોર ત્રાસ નિયંત્રણ વિભાગ દ્વારા દસ વિસ્તારમાં ધસી જઈને ત્રેવીસ છાપરા ઓઢા સહિતના દબાણો ઉપર બુલડોઝર ફેરવી દેવાય છે. મનપાસુત્ર અનુસાર airport દીવાલ પાસે અક્ષર ગ અક્ષરનગરમાં ચાર વાગે, ગોવિંદનગર એરપોર્ટ દીવાલ પાસે બે વાગે વહેલા ચોક પાસે બે વાગે, ભોમેશ્વર પ્લોટ પોલીસ હેડ્ક્વાર્ટરની દીવાલ પાસે બે પરણાસરગર વો વોકડમાં, રઘુનંદન સોસાયટી પોપટપરા વોકડમાં નટરાજ નગર આવાસ યોજના પાસે પાંચ સ્થળોએ મુરલીધર ચોક, નવસ નગર ત્રણ સ્થળે ખોખર, ખોખદલ, નદીના કાંઠે અને જય જવાન જય કિસાન સોસાયટી મોરબી રોડ પર Demolization કરવામાં આવ્યું હતું. ટીપી થતા internal road પૈકી ની વોંકડા પૈકી ની મનપાની જમીન, સરકારી જમીન વગેરે સ્થળે કુલ બેહજાર પાંસઠ ચોમી જમીન દબાવવામાં હતી તેની બજાર કિમત આશરે રૂપિયા એક point ત્રીસ કરોડ થાય છે ઢોર રાખવાના નામે આ દબાણ થયાની ફરિયાદો અન્યવરે કાર્યવાહી કરાઈ છે. સવારથી સાંજ સુધી આ કાર્યવાહી ચાલી હતી. બીજી તરફ ઢોર નોંધણી કરી ફરજિયાત કરવા પોલીસ કમિશનર જાહેર માની બે માસની મુદત પૂરી થઈ ગયા છતાંપણ મોટાભાગના માલધારીઓએ આશરે આઠ હજાર ઢોરનું હજુ Registration કરાવ્યું નથી. જે અંગે પણ ભવિષ્યમાં કાર્યવાહી કરાશે તે જણાવવા મળ્યું છે. છાપરા ઓઢા સહિતના ત્રેવીસ દબાણ તોડીપાડીનું રૂપિયા એક point ત્રીસ કરોડની બે હજાર પાંસઠ ચોમી જમીન ખુલ્લી કરાવતું ઢોરત્રાસ નિયંત્રણ શેરી વિભાગ આરોપી સામે અગાઉ નોંધાયા છે કે છેતરપિંડી સહિતના ગુનો કરોડોનું જમીન કૌભાંડ આચરવા ઉધોગ ના લેવાયેલી પિસ્તોલ સાથે નામચીન શખ્સ જભે રાજકોટ શુક્રવાર શહેરના પારેવ પારેવડી ચોક પાસે ખોડિયાર પા શેરી નંબર એકમાં રહેતા નામચીન હબીબ ઉર્ફે અબાસ હજીબભાઈ શૂરએશજીને crime branch આજે ભગવતીપુરા પુલ નીચેથી દેશી બનાવટી પિસ્તોલ અને એક જીવતા કર્ટિસ સાથે જડપી લીધો હતો જમીન ત્યારે તખયાવટ કરાવવામાં હથિયારનો ઉપયોગ થયાનું કાર્યમ branch ની તપાસ ખૂલ્ય crime branch ના PSI એસ. એ ઘરે આ પિસ્તોલ બાબતે આરોપી હબીબને પૂછપરછ કર્યા બાદ જનદનના ભાડલા સામે માં પરનેતરનું અ વતની અને હાલ રાજકોટ રહી મજૂરીકામ કરતાં અશ્વિન ધનજીભાઇ કુકડીયાએ પાંચેક દિવસ પહેલા તેને ગામમાં આવેલી વાડ માં એક મંત્રીનું જીપ કાર પાર્ક કરી તેમાં

હા જીઓ હેલ્પ લાઈન નંબર, અમ જીઓ કસ્ટમર કેર હેલ્પ લઈને નંબર માંથી નીરજ કાપડિયા સાથે વાત કરી રહ્યા છો મેડમ

ચોક્કસ મેડમ હું તમને એના વિષે માહિતી આપી દઉં બટ એક વસ્તુ હું તમને જણાવી દઉં જે હમારી કમ્પની તરફની બરોબર. તો એક તો મેડમ તમે મને કીધું કે ભઈ અલગ અલગ નંબર માં થી કોલ આવે છે

તમારા આપ કોલ ને રિસિવ કરશો એવાજ તમારા સિમ કાર્ડ ની ટોટલી ડિટેલ્સ એની પાસે જતી રહેશે જેમાં તમારું અધર કાર્ડ જો લિંક હશે તો એ ડાયરેક્ટ બેંક ટૂ તમારા

એને ટ્રાન્સફર શકે છે આપને ખબર ભી નઈ પડે એટલે અલગ અલગ નંબર માંથી જીઓ ક્યારે કોલ નથી કરતી એનો જે નંબર છે વન ફોર પ્લસ વન ફોર ઝીરો એટ ઝીરો અમ ડબલ ટૂ ફાઈવ ટૂ વન આજ નંબર માં એ તમને એ કોલ કરે છે બરોબર જે જીઓ કેર માંથીજ આવે છે મેડમ તમે આ વસ્તુ બંધ કરવા માટે ની જો તમારે પ્રોસેસ કરવી હોય બરોબર તો એની અંદર એક ઓનલાઇન પ્રોસેસ જણાવી દઉં એનો તમે ઉપયોગ કરીને તમે આ પ્રોસેસ બંધ સક્સો ઓક મેડમ તો અમારી વન એટ ઝીરો ઝીરો ની હેલ્પ લાઈન છે તમે એ નંબર નોટ કરી લેશો કીધા સર તમે વન એટ વન એટ ઝીરો ઝીરો ઓકે સિક્સ ફાઈવ સિક્સ હા ફાઈવ ફાઈવ ફાઈવ ફાઈવ ચાર વાર તમારે ફાઈવ એવી રીતે આવશે, બરોબર? ઓકે મેડમ આ નંબર છે આમાં તમે કોલ કર્શોને બરોબર, એટલે તમને લેન્ગુએજ઼ ચૂઝ કરવાનું કે છે જેમાં તમે તમારી જે લેન્ગુએજ઼ માં તમે વાત કરી શકો એ લેન્ગુએજ઼ તમારે ચૂઝ કરવાની છે ત્યાર બાદ તમને માહિતી મળશે કોલ ની અંદર થી કે ભઈ તમારે કઈ અહીંથી શું ઉપલબ્ધ સુવિધા જોઈએ છીએ સુવિધા જોઈએ છે જેમાં અલગ અલગ ઑફર્સ અલગ અલગ તમને વેલિડિટી ની એક ઑફર્સ છે કે ભઈ તમારી વેલિડિટી જાણવી છે ઘણી વાર એવું બને કે આપણ ને પાસે સિમ કાર્ડ છે બટ ખબર નથી કે ભઈ આપણો નંબર શું છે તો તમે એ સિલેક્ટ કરી છો જેમાં તમને તમારો નંબર જાણવા મળે છે કે ભઈ આ મોબાઈલ નો આ નંબર છે આ નંબર પર તમે સિમ કાર્ડ યુઝ કરી રહ્યા છો ત્યાર મેડમ હું તમને જણાવી દઉં તો એની અંદર તમને ઑફર્સ પછી એક છે એની અંદર તમે નેટવર્ક ઇસ્યુ કોઈ પણ હોય તો એના વિષેની માહિતી મેળવી હોય તો ભી તમે એની અંદર મેળવી શકો છો અને મેડમ પાંચમું અમારું ઓપ્શન છે જેમાં તમને આવશે ડુ નોટ ડિસ્ટબ યુ

ના મેડમ તમારે એ નોટિફિકેશન અને મસેજીસ તો તમારા કન્ટિન્યુ રહેશે બટ તમને જે, કોલ્સ, હા, આવે છે કોલ્સ બંધ થઇ જશે બટ મેડમ તમને હું એક એજ સલાહ આપી રહ્યો છું તમે અત્યારે બંધ કરો બરોબર અમારી કમ્પની તમને બંધ કરી દેશે પછી જો આવો કોઈ તમને મસેજ સોરી મેસેજ તો થીક બટ જો કોઈ કોલ આવે તો તમે મેડમ પોલીસ કમ્પ્લેન કરી શકો છો

તમે શું કીધિ ક્યાં ક્યાં પાંચ ઓપ્શન આવે છે પેલા તમને પેલું ઓપ્શન જે છે એની અંદર તમને ઑફર્સ આવશે બેસ્ટ ઑફર્સ બરોબર બીજું ઓપ્શન છે એમાં તમને વેલિડિટી આવશે માંય વેલિડિટી મોબાઈલ નંબર વેલિડિટી ઓકે ત્રીજું મેડમ તમને ઓપ્શન આવશે નેટવર્ક પ્રોબ્લેમ બરોબર જેમાં તમારે નેટવર્ક નથી આવતું કે કોઈ પ્રોબ્લેમ થાય છે તો ત્રીજું ઓપ્શન થડ ઓપ્શન એછે ફોર ઓપ્શન મેડમ તમારે છે માય સૅર્ચ માય નંબર જેમાં તમારો નંબર તમને યાદ ના હોય કે ભઈ ઘણી વાર એવું બને છે સીમકાર્ડ પડ્યું છે તમે કોઈ મોબાઈલ માં ચડાયું બરોબર અને તેનો ઉપયોગ કરો પણ નંબર નથી ખબર કોઈ રિચાર્જ સેમા કરવું નથી ખબર તો તમે આ નંબર થી હેલ્પ લાઈન નંબર થી તમે એનો છેને નંબર જાણી શકો છો કે આનો મોબાઈલ નંબર શું છે, ઓકે ફાઈવ ઓપ્શન છે ડુ નોટ ડિસ્ટબ યુ એમાં તમારી મેસેજીસ સુવિધા ને તમે મેડમ જે કોલ ની વાત કરો છો બટ તમને જો ઓફર ના કોલ આવે તો એની સાથે તમને એક મેસેજ બી આવે છે જે તમે મેસેજ રીડ કરી ને બી તમે ઓફર જાણી શકો છો અને વેલિડિટી માટે બી અમે તમને મેસેજ મોકલી આપીએ છીએ કે ભઈ આમ મેસેજીસ દ્વારા તમને પણ ખબર પડી શકે છે બટ તમે કહો છો કે રાત્રે આવે છે દિવસે આવે છે ઘડી ઘડી આવે છે તો મેડમ અમારો ફોન તમને રાત્રે સાત વાગ્યા પછી ક્યારે, સોરી મેડમ છ વાગ્યા પછી અમે ક્યારે કોઈ કસ્ટમર ને કોલ કરતા નથી તો તમને રાત્રે જે કોલ આવે છે એ ચોક્કસ પણે તમને આવા કોઈ હેકર્સ ના અથવા તમે કોઈને નંબર આપેલો હોય કોઈ પબ્લિક એરિયામાં અને કોઈ બીજા સેવ કર્યો હોય તો એબી એ આવું કરી શકે છે અને તમને કીધું કે અમારો જે નંબર છે મેડમ એ નંબર ક્યારે લોકલ નંબર નઈ મલે તમે એમાં ક્યારે કોલ રિબેક નઈ કરી શકો હા મેડમ મેં તમને જે હેલ્પ લાઈન આપ્યો એમાં તમે કોલ કરસો એટલે મેં તમને કીધું ફસ્ટ તો તમારે લેન્ગુએજ઼ ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે બરોબર જેમાં ફસ્ટ ગુજરાતી સેકન્ડ હિન્દી થડ ઇંલીશ ફોર્થ તેલેગુ ફાઈવ કન્નડ સિક્સ્થ પંજાબી સેવન તમિલ આટલી હું તમને માહિતી આપું છું કારણ કે તમારે તો લગભગ ગુજરાતી હિન્દી અને ઇંગ્લિશ ત્રણ નિજ માહિતી જોશે બરોબર એવી અલગ અલગ અધર લેન્ગુએજ઼ નાઈન લેન્ગુએજ઼ તમને અંદર આવે છે બરોબર એ ચૂઝ કૈરા પછી તમને અંદર કેહવા માં આવશે કે ભઈ તમારે અમ જીઓ કસ્ટમર કેર ની અંદર આપનો સ્વાગત છે અને તમારે કઈ સુવિધા જોઈએ છે બરોબર પછી ફસ્ટ ઓપ્શન મેં તમને કીધું બેસ્ટ ઓફર નું બરોબર સેકન્ડ ઓફર, સેકન્ડ છે મેડમ, અમ તમને મે કીધુંતું કે સેકન્ડ ની અંદર તમે વેલિડિટી જાણી શકો છો મારા કાર્ડ ની વેલિડિટી કેટલી છે થડ ઓપ્શન તમને નેટવર્ક પ્રોબ્લેમ છે તો એના માટે નું છે કે નેટવર્ક કોઈ ભી પ્રોબ્લેમ હોય જો તમે થડ ઓપ્શનની અંદર સિલેક્ટ કરીને તમે એ સોલ્વ કરી શકો છો. ફોર ઓપ્શન મેં તમને કીધું કે તમારો તમને નંબર તમને યાદ નથી અથવા કઈ મળતો નથી અથવા ખબર નથી તો એ નંબર આપ જાણી શકો છો અને ફાઈવ ઓપશન મેં તમને કીધું કે ડુ નોટ ડિસ્ટર્બ યુ. એ ફાઈવ નમ્બર તમે જયારે એન્ટર કરશો ત્યારે તમે અમારા એક અધિકારી સાથે તમારે વાત કરવાની રહેશે બરોબર એ તમને જણાવશે કે તમારે શા માટે બન્દ કરવું છે તમે એન આ પ્રોબ્લેમ જણાવશો બરોબર એટલે એ ચોવીસ કલાક માં જે તમારૂ જે સિમ કાર્ડ ની અંદર આ દેવા છે બરોબર કોલની એ બન્દ કરી દેશે આ બહુ સરળ અને ઇઝી રીત છે બરોબર. અને આ મેડમ મેસેજેસ સેવા તમારી ચાલુજ રહેશે અને કોઈ પણ તમારા સિમ કાર્ડ ની અંદર તમારે કોઈ પણ સુવિધા બન્દ થતી હશે એના બોત્તેર કલાક પહેલા તમને મેસેજેસ શરૂ થી જશે બરોબર છે જ્યાં સુધી તમે સુવિધા શરૂ ન કરાવ. હા મેડમ અને બીજું એક વાત હું તમને જણાવી દઉં જો તમે હેન્ડસેટ એન્ડ્રોઇડ એન્ડ્રોઇડ હેન્ડસેટ તમે જો અમ યુઝ કરતા હોય તો મેડમ તમે માય જીઓ એપ જો ડાઉનલોડ કરી લો તો તો તમારે આ પ્રોબ્લેમ નહીં રે બરોબર કે મેસેજ આઇવા કે નો આઇવા તમે તમારા જીઓ ના પ્લેટફોર્મ પરથી જોઈ શકશો કે આજે કેટલું ઇન્ટરનેટ છે બરોબર, આજે કેટલું યુજ થયું છે એની અંદર તમને વેલિડિટી બી પડે છે નોટિફિકેશનની અંદર નીચે તમે તમારો આ સિમ કાર્ડ છે ક્યારે બન્દ થઈ રહ્યું છે તો એ દરરોજ તમને માહિતી મળી જશે. જો મેડમ આપ અમ પોતે જો થોડું ઘણું જાણતા હોય તો તમે તમારી જાતે કરી શકો છો. અન્યથા તમે અમારા જીઓ એપ સ્ટોર ની અંદર જઈને બરોબર કોઈ બી સ્ટોર માં જઈને તમે આ એપ્લિકેશન ઓપન કરાવિ શકો હા મેડમ ચોક્કસ હું તમને જણાવી દઉં કે તમારા મોબાઈલ ની અંદર તમે પ્લેસ્ટોર માં જઈને જીઓ એપ ને સર્ચ કરી શકો. ત્યારબાદ તમને જીઓ નું કે ઓપશન જે આઇકોન છે જીઓનો એ આઇકોન વાળો તમને એક ઓપશન દેખાશે એને સિલક્ટ કરીને તમારે એ એપ્લિકેશન રે એને ડાઉનલોડ કરવાની રહેશે. એમાં ઇન્સ્ટોલ નું બટન આપેલું હશે અને તમારે એને ઇન્સ્ટોલ કરી લેવાની જયારે ઇન્સ્ટોલ કમ્પ્લીટ થી જશે ત્યારે તમારી સ્ક્રીન પર એ માઇ જીઓ એપ લખીંને એ એપ્લિકેશન આવી જશે. ઓકે મેડમ અહિં સુધી તમને માહિતી મળી ગઈ. હા મેડમ એ ડાઉનલોડ કરવાનીને પછી એને ઓપન કરીને એની અંદર તમારે રેજીસ્ટ્રેશન કરવાનું રહેશે. ના મેડેમ મોબાઈલ માં તમે તમારું નામ અને તમારું મોબાઈલ નમ્બર અને ઈમેલ આઇડી તમે સર્ચ કરીને તમે નાખો અને નીચે સબમિટ કીર દેશો. તમારા મોબાઈલ નમ્બર માં એક વેરિફિકેશન ઓટીપી આવશે એ ઓટીપી તમે વેરીફાઈ કરશો એટલે તમારા મોબાઈલ માં તમે માઇ જીઓ એપ ની સુવિધા નો લાભ લઈ શકો છો. હા મેડમ ચોક્કસ તમે જે નમ્બરની માહિતી જોતી હોય, તમારે જે નમ્બર એડ કરવાનો એ હેન્ડસેટ તમારે એજ હોવું જોએ જે નમ્બર માં તમારે જીઓ એપ ચાલતી હોય. મેડમ એની અંદર થી તમને છેને રિચાર્જની માહિતી બી મળી જશે, વેલિડિટીની માહિતી મળી જશે, એ શિવાય તમે તમારા મોબાઇલમાંથી કોઈ પણ ઇરચાર્જ બી કરી શકશો.